ખબર નહી હવે આ દેખો અત્યારે આવી હાલત છે તો મે જુન માં હું થશે હજી તો

હા બાકી ફતેસાગર ના બે દાડા પેલે જ ગયો હતો ને ફતેસાગર ફરવા

નાં friends સાથે ગયો હતો અચ્છા અચ્છા બસ કઈ નહિ બાકી મજામાં જ છે or બધા આવું જ બસ શાંતિ ચાલે છે હમણાં ખાવા નું બનાયું તું હવે ખાવા નું બાકી છે જો ખાઈશું થોડી વાર રહી ને મેં કીધું આ sir નો phone આયો તો એક વખત વાત કર લઉં શું છે એમ કરી ને

હા બોલો બાકી બાકી શું બોલું સુ હવે છ ઘંટે જ થયા છ minute અરે યાર આંના થી વધારે વાત તો હું કરીએ આપડે એક particular

હાઉ બાકી તો હું વાત કરું એને sir માથે phone પર phone કરે રહ્યા

કેવું પડે યાર અડધો કલાક તો હું વાતો કરશું આપડે

પડતી

ઔર તમે ને ની ગયા નહી નહી યાર હમણાં આ વર્ષે તો અમાર કોઈ નું કઈ લગ્ન વગન છે નહી નાં લગ્ન તો બારું વધારે જ છે

ઓહ નાં ઉદેપુર મેં તો ગણાય જ લગ્ન છે હા ઉદયપુર ની તો કંકોતરીઓ આવી ને પડી રહી છે પણ માર જવાતું તો છે નહી રજા મળે તો જાવે અમ ઉદયપુર માં તો વધારે જ લગ્ન છે

ના એક ન એક દારાન એક ન દારા જમવા જાણું જ પડે તો હારું ને ઘરે ખાવા નું નહી બનાવવું પડે તમારે મમ્મી હાઉ મમ્મી ને શાંતિ થઇ ગઈ હા તમે ને તમારા બેઉ જના ભાઈ ત્રણેય ભાઈ બેન એ જી ને જમી આવવા નું બીજું તો હું છે

આવે છે

હું કરું હવે

મને હમજ માં ની આવતી ફોન કરવા માટે તમે તો પડ્યો જ નથી પાછો sir માથે phone હમણાં phone આવ્યો હતો તો phone પર મતલબ થોડી વાર ring વાગી થોડી વાર ચાલુ રાખ્યો ન પછી કાપી વાળ્યો

હા મુ message આપી ડદયું ને callcall પે હું હા તે એવું કરો

બાકી disturb કરવા વાળા લોકો બધા બઉ આયી જાય છે વચ્ચે વચ્ચે message આપી દીધો મેં હા હા બરાબર છે હવ

હા record કરવા નું છે એને મતલબ certification થાય છે ને અચ્છા અચ્છા certifications છે આપડે

એવું છે બરાબર

બોલો બાકી હું ચાલે છે રાજસ્થાન ની અંદર કોટા પાલી બાજુ તો વધારે ગરમી હશે ને હમણાં

કારણ કે area આખો રેગીસ્તાન વાળો છે હા આખો રેગીસ્તાન વાળો તો ખુબ મજા આવતી હશે ને જૈસલમેર વગેરા ફરવા ની હા ઠંડી માં તો સારું છે તો ઉદયપુર

હા ગુજરાત તો પાછું border છે ને

હા હા હા બસ બસ

હા મહેન્દ્ર ભાઈ તમે ક્યારે જવા ના પછી જમ્મુ કાશ્મીર ફરવા જવા ના હતા ને ના બા નું જવું છે ને જમ્મુ કાશ્મીર અ મે ઈ માં જવું બાર તારીખ તેર તારીખ

હા બાર તારીખ ફરવા જવું friends સાથે જસો કે પછી એમ જ મતલબ ના family માં family માં

શું છે પ્રીતિ દીદી ને બધા જસો ને તમે લોકો પાંચે પાંચ જણ

અચ્છા બરાબર તો પછી ત્યાં ઘડી નું હું છે મતલબ ખર્ચો વગેરે કઈક છે કે પછી મતલબ package માં જાવ છો

અચ્છા અચ્છા હા ગરમી ના હિસાબે તો ઠીક છે નઈ ત્યાં ઘડી થોડું બરફ વાળું ને વાતાવરણ ઠંડું રેસે ત્યાં નું એટલે હારું પડશે હા આટલું થઇ ગયું કે પછી હજુ કાઈક કઉ નાં બા નું તો કયારે થયું ગયું છે month માં એક second અચ્છા અચ્છા

થઇ છે હજુ બાર minute થઇ ગયા છે મેં તો ઍ વિચાર કરું છુ હજુ હેમાંગીની ને પણ વાત કરવા ની છે યાર

શ્રી નાથદ્વારા ફરવા જવા નું વિચાર કરતા હતા હમણાં વચ્ચે તો ગરમી ના લીધે જવાયું જ નહી

હા પેલી શિવ temple વાળી પેલી મૂર્તિ નથી હમણાં મોટી

ઓંહ સોમનાથ અમારે તો નજીક જ છે ને

હમણાં તો medical માં જ છે હારું છે ત્યાં ઘડી બી ત્યાં ઘડી job કરી ને પછી બે ત્રણ કલાક practice માટે જતી રહું તો હારું પડે થોડા બી પૈસા બી આયી જાય ને

બરોબર બરોબર હા બીજું ઘર માં હું કરો છો બધા બસ મજામ છે હમણાં જ અહિયાં ઘડી ધાબા પર આવી હતી આ તમારી જોડે વાત કરું છુ બસ પારસ બારસ માં હમણાં office માં party બાલટી કરાવો હમણાં ગરમી ચાલે છે cold drink વોલ્દ્રિંગ લાયીસું આપડે office માં

હા lunch માં તો લાઈ શકાય

હે હે cold drink વોલ્ડીંગ બરાબર છે ને બરોબર છે હા બોલો બાકી

હા તો આવજો પછ સુરેન્દ્રનગર વડોદરા ફરવા માટે કોઈ વખત હા વડોદરા આવું છે ને વચમાં

હા smart city smart city છે ને આપડે ઉદયપુર માં

parking ને pool pool party ને એ બસ ગુમવા ફરવા નું જ છે આય આખો એપ્રિલ મે ફરવા નું જ છે હા હા બરાબર છે વાહ

હા હા બરાબર છે હમણા તો અહિયાં ઘડી મેળો બી હતો ને આપડે અ અહિયાં ઘડી હતો મેળો સેવાશ્રમ છે ને સેવાશ્રમ છે એ ને હા હા mega trade વાળો મેળો હતો ને ત્યાં ઘડી એ અનુરાગ અનુરાગ sir phone કરી રહ્યા છે હમણાં બરોબરઅમાર એ બાજ થી ફરવા જવાનું છે તો શું કરીએ હવે પોલીસ ચોક લગાડી પંદર minute પાસી અચ્છા અચ્છા ચલો હારું વાંધો નહી હ ને ધ્યાન રાખજો તમારું હા બરોબર તમે બી ધ્યાન રાખજો ok Ok ok શુભ રાત્રી વાહ શુભ રાત્રી જય શ્રી ક્રિષ્ના